લિનક્સ પ્રક્રિયા સાથે કાર્યના આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
હું ઉબુન્ટુ ૧૦૦૪નો ઉપયોગ કરી રહી છું
અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો
જો તમને અભિરુચિ હોય તોતે વેબસાઈટ httpspoken tutorialorg પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે
નોંધ રાખો કે લિનક્સ અક્ષર પ્રકારસાદા કે કેપિટલને સંવેદનશીલ છેજ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે
પ્રક્રિયા શું છે તે સમજવા ચાલો હું એક સંક્ષિપ્ત વર્ણન આપું
લિનક્સમાં જે કઈ ચાલી રહ્યું છે તેને પ્રક્રિયા કહેવાય છે
શેલ જે ચાલી રહ્યું છે અને આપણા આદેશો લે છે તે પ્રક્રિયા છે
આપણે ટર્મિનલ ઉપર આદેશો લખીએ છીએ જયારે તે કાર્ય કરે છે તેને પ્રક્રિયા કહેવાય છે
આ વિડીયો જેમાં તમે આ ટ્યુ્ટોરીઅલ જોઈ રહ્યા છો તે એક પ્રક્રિયા છે
ચાલી રહેલું બ્રાઉઝર જેમાં તમે મૌખિક ટ્યુ્ટોરીઅલ વેબ સાઈટ ખોલેલ છે તે પ્રક્રિયા છે
ચાલી રહેલી શેલ સ્ક્રીપ્ટ્સ પ્રક્રિયાઓ છે વગેરે વગેરે
પ્રક્રિયાને એક પ્રદર્શિત થઇ રહેલા પ્રોગ્રામ રૂપે વ્યાખ્યાયિત કરી શકાય મતલબ જે હમણાં ચાલી રહ્યો છે
પ્રક્રિયાઓ આપણા જેવી છેતે જન્મે છેમૃત્યુ પામે છેતેઓ વાલી અને પુત્રો ધરાવે છે
ચાલો પહેલા શેલ પ્રક્રિયા વિશે શીખીએ
જેવું આપણે સિસ્ટમ ઉપર લોગઇન થઈએ શેલ પ્રક્રિયા લિનક્સ કર્નલ દ્વારા ચાલુ થાય છે
આ ક્ષણે આટલું જાણવું પુરતું છે કે લિનક્સ કર્નલ લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમનું હાર્દ છે
તે લિનક્સને ચલાવા માટેના જરૂરી ઘટકો ધરાવે છેશેલ બીજા અન્ય ઉપયોગકર્તાના આદેશોની પ્રક્રિયાઓને સર્જન અથવા જન્મ આપે છે
ચાલો ટર્મિનલ ખોલીએ
આપણે ટર્મિનલ ઉપર ચિહ્ન સ્વરૂપે કમાંડ પ્રોમ્પ્ટ જોઈ શકીએ છીએ
આ શેલ પ્રક્રિયાનું કામ છે
ચાલો હવે કોઈ આદેશ જેમકે દાતે લખીએ અને એન્ટર દબાવીએ
જેવું આપણે આમ કરીએ છીએ શેલ પ્રક્રિયા ડેટ નામની એક પ્રક્રિયાનું સર્જન કરે છે
હવે શેલ પ્રક્રિયાએ ડેટ પ્રક્રિયાને જન્મ આપ્યો હોવાથી આપણે કહી શકીએ કે શેલ પ્રક્રિયા ડેટ પ્રક્રિયાની વાલી અને ડેટ પ્રક્રિયા શેલ પ્રક્રિયાની બાળક થઇ
ડેટ પ્રક્રિયા તારીખ અને સમય બતાવી અને નાશ પામશે
શેલ પ્રક્રિયા અન્ય શેલ પ્રક્રિયાને પણ જન્મ આપી શકે છેપ્રક્રિયાને જન્મ આપવો અથવા પ્રક્રિયાનું સર્જન કરવું એને પ્રક્રિયાને પેદા કરવું પણ કહેવાય છે
અન્ય શેલ પ્રક્રિયાને પેદા કરવાટર્મિનલ ઉપર શ લખી એન્ટર દબાવીએ
આપણે ટર્મિનલ ઉપર એક નવું પ્રોમ્પ્ટ દ્રશ્યમાન થતું જોઈ શકીએ છીએહવે આપણા મૂળ શેલજેને શેલ ૧ કહીએતેણે બાળક શેલ અથવા સબ શેલને જન્મ આપ્યો છે જેને શેલ ૨ કહીએ
હવે તમે નવા કમાંડ પ્રોમ્પ્ટ ઉપર પણ આદેશ આપી શકોચાલો નવા કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ એલએસ આપીએ
હવે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ એલએસ લખી એન્ટર દબાવીએઆપણે ફાઈલો અને ડિરેક્ટરીઓની યાદી જોઈ શકીએ છીએ
હવે એલએસ નામની એક નવી પ્રક્રિયા બને છે
અહીંશેલ ૨ એલએસ માટે વાલી થઇજયારે શેલ ૧ આ વાલીની પણ વાલી થઇ
એલએસ શેલ ૨ માટે બાળક જયારે શેલ ૨ પોતે શેલ ૧ માટે બાળક પ્રક્રિયા થઇ
શેલ ૨ ને નાશ કરવા નવા પ્રોમ્પ્ટ ઉપર એક્સિટ લખી એન્ટર દબાવીએ
આ શેલ ૨નો નાશ કરશે અને આપણને આપણું મૂળ કમાંડ પ્રોમ્પ્ટ પાછું મળશે
આપણા અને પ્રક્રિયા વચ્ચેની સમાનતા ચાલુ રાખતાઆપણે જાણીએ છીએ કે આપણે બધા કઈક લક્ષણો ધરાવી છીએ જે આપણી ઓળખાણ આપે છેતે લક્ષણો આપણું નામમાતા પિતાનું નામજન્મ તારીખપાન કાર્ડ નંબરવગેરે હોઈ શકે
તેવી જ રીતે પ્રક્રિયાઓપ્રક્રિયા આઈડીવાલી પ્રક્રિયા આઈડીશરૂઆત સમયવગેરે ધરાવે છે
મોટા ભાગના આ લક્ષણો કર્નલ દ્વારા પ્રક્રિયાના કોષ્ટકમાં જળવાય છે
દરેક પ્રક્રિયા અનન્ય આંક પીડ વડે અનન્ય રીતે ઓળખાય છેપ્રક્રિયા જયારે જન્મ લે છે ત્યારે કર્નલ દ્વારા તેને પીડ ફાળવવામાં આવે છે
વાલી પ્રક્રિયા જે નવી પ્રક્રિયા પ1 ને પેદા કરે છે તેનો પીડ પ1 પ્રક્રિયાનો પીપીઆઈડી કહેવાય છે
વર્તમાન શેલનો પીડ જોવા પ્રોમ્પ્ટ ઉપર એચો ખાલી જગ્યા લખી એન્ટર દબાવીએ
એક આંકડો દ્રશ્યમાન થશેતે વર્તમાન શેલનો પીડ છે
પ્રક્રિયા વિશે વાત કરતા જે આદેશનો આપણે સૌથી વધારે ઉપયોગ કરીશું તે પીએસ આદેશ છે
પીએસ અથવા પ્રોસેસ સ્ટેટસ એ આદેશ છે જે સિસ્ટમમાં ચાલતી પ્રક્રિયાઓને પ્રદર્શિત કરે છે
જો આપણે આ આદેશને કોઈ પણ વિકલ્પ વિના આપીએ તો શું થાય તે જોઈએ
કમાંડ પ્રોમ્પ્ટ ઉપર પીએસ લખીએ અને એન્ટર દબાવીએ
આ રીતે આપણે ઉપયોગકર્તાની માલિકી હેઠળની પ્રોગ્રામ ચલાવતી પ્રક્રિયાઓની યાદી જોઈ શકીએ છીએ
પ્રક્રિયાનું નામ તમે સીએમડી શીર્ષકની નીચે જોઈ શકો છો
આના સિવાય તમે પીડ TTY અથવા કન્સોલ જ્યાં પ્રક્રિયા ચાલી રહી છે તેસમય જોઈ શકો છો
તે કુલ પ્રક્રિયા સમય છે જે પ્રક્રિયા શરુ થઇ ત્યારથી વપરાયો હતો
મારા કમ્પ્યુટર ઉપર તે બે પ્રક્રિયાઓ દેખાડે છે
એક બેશ છેજે શેલ પ્રક્રિયા આપણે ઉપયોગ કરી રહ્યા છીએબીજી પીએસ પ્રક્રિયા પોતે
અહીં બીજી અગત્યની વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી એ છે કે શેલ પ્રક્રિયાનો પીડ તે જ છે જે આદેશ એચો ખાલી જગ્યા દ્વારા મળે છે
જો આપણે એક સબ શેલ પેદા કરીએતો શું થાય છે તે જોઈએટર્મિનલ ઉપર શ લખીએ એન્ટર દબાવીએ
હવે નવી લીટીમાંના નવા પ્રોમ્પ્ટ ઉપર ps લખી એન્ટર દબાવીએ
હવે આપણે યાદીમાં ૩ પ્રક્રિયાઓ જોઈ શકીએ છીએsh પ્રક્રિયા ઉમેરાઈ ગઈ છે
અહીં ફરી ધ્યાન આપો કે બેશ પ્રક્રિયાનો પીડ એ જ છે જે પહેલા હતો
પીએસ ઘણા વિકલ્પો ધરાવે છે જે આપણે પછી જોઈશુંપહેલો વિકલ્પ યાદીમાંની પ્રક્રિયાઓના વધારે લક્ષણો પ્રદર્શિત કરશે તે જોઈશું
હવે પ્રોમ્પ્ટ ઉપર પીએસ ખાલી જગ્યા f લખી એન્ટર દબાવીએઆ પણ ત્રણ પ્રક્રિયાઓની યાદી આપશે જે પહેલા જોઈ
બેશsh અને પીએસ f
ફર્ક એટલો જ છે કે તે વધારે લક્ષણો પ્રદર્શિત થાય છે
યુઆઇડી જેણે પ્રક્રિયા શરુ કરી એનું ઉપયોગકર્તા નામ આપે છેવળી તે પીપીઆઈડી જે વાલી પ્રક્રિયા જેણે આ પ્રક્રિયા શરુ કરી તેનો પીડ પણ આપે છે
ઉદાહરણ તરીકેબેશ પ્રક્રિયા શ પ્રક્રિયા માટે વાલી છેતેથી બેશનો પીડ એ શ પ્રક્રિયાના પીપીઆઈડી સમાન છે
તેવી જ રીતે શ પ્રક્રિયા પીએસ પ્રક્રિયા માટે વાલી છે માટે શ પ્રક્રિયાનો પીડ એ પીએસ f પ્રક્રિયાના પીપીઆઈડી સમાન છે
સી પ્રોસેસર ઉપયોગ માટે વપરાય છેહમણાંતે પ્રક્રિયાના જીવનભર દરમ્યાન પ્રોસેસરના વપરાશની ટકાવારીમાં દર્શાવતી એક પૂર્ણાંક કિંમત છે
અહીં પ્રોસેસરનો વપરાશ નજીવો હોવાથી તે 0 પ્રદર્શિત કરે છે
સ્ટાઇમ વિભાગ આપણને પ્રક્રિયા ક્યારે શરુ થઇ એનો સમય આપે છેબાકીનું આપણે પીએસ આદેશ વાપર્યા દરમ્યાન જોયું
પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે પ્રથમ છે ઉપયોગકર્તાની પ્રક્રિયાઓતેઓ ઉપયોગકર્તાઓ દ્વારા શરુ થાય છે
ઉદાહરણ તરીકે પીએસ આદેશ અથવા તે કારણ માટે આપણે ટર્મિનલ ઉપર આપેલ મોટા ભાગના બધા આદેશો
બીજો પ્રકાર છે સિસ્ટમની પ્રક્રિયાઓઆ પ્રક્રિયાઓ સિસ્ટમ શરુ થાય ત્યારે અથવા ઉપયોગકર્તાના લોગઇન દરમ્યાન સિસ્ટમ દ્વારા શરુ થાય છે
સિસ્ટમ પ્રક્રિયાના ઉદાહરણ તરીકે બેશ લઇ શકાય
કેટલીકવાર આપણે બધી પ્રક્રિયાઓ જોવા ઈચ્છતા હોઈએ છીએ બંને સિસ્ટમની પ્રક્રિયાઓ અને ઉપયોગકર્તાની પ્રક્રિયાઓ
ત્યારે આપણે e અથવા A વિકલ્પોનો ઉપયોગ કરી શકીએ છીએ
ટર્મિનલ ઉપર જઈ આદેશ પીએસ ખાલી જગ્યા e આપી એન્ટર દબાવીએ
આપણે પ્રક્રિયાઓની વિશાળ યાદી જોઈ શકીએ છીએ
વિવિધ પૃષ્ઠોમાં પ્રદર્શિત કરવા પ્રોમ્પ્ટ ઉપર ખાલી જગ્યા મોરે લખી એન્ટર દબાવીએ
આપણે જોયું કે મોરે માત્ર એક બારીમાં સમાય તેટલી પ્રક્રિયાઓની યાદી સૂચવે છે
જેવું આપણે એન્ટર દબાવીશું આપણે પ્રક્રિયાઓની યાદી જોઈ શકીશું
આ યાદીમાંની પ્રથમ પ્રક્રિયા રસપ્રદ છેતે ઇનિટ પ્રક્રિયા કહેવાય છે
આ પ્રક્રિયા એ છે જેમાંથી મોટા ભાગની બધી પ્રક્રિયાઓનું સર્જન થાય છે
તે PIDની કિંમત 1 ધરાવે છે
પ્રોમ્પ્ટ ઉપર પાછા ફરવા ક દબાવીએ
તો આપણે આ ટ્યુ્ટોરીઅલમાં પ્રક્રિયાશેલ પ્રક્રિયાપ્રક્રિયાની પેદાશપ્રક્રિયાના લક્ષણો અને જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ વિશે શીખ્યા
આપણે પીએસ આદેશના ઉપયોગ વિશે પણ શીખ્યા
અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે
મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે